તકિયા છે બેડશીટ છે એ ઉપરાંત અલગ અલગ ટાઈપ ના શો પીસ છે.

એક લેડીઝ બેઠેલી હોય અને એની બાજુમાં પણ કોઈ બેઠું હોય એવું દેખાય છે.

આ શોપ ની બહારની સાઇડે એક સ્ત્રી નીચે બેઠેલી દેખાઈ રહી છે.

અને ઉપરથી એક નાનો ધોધનું પાણી નીચે તળાવ કે નદીની અંદર ઉતરતું હોય એવું આપણે જોઈ શકીએ છે.

મૂર્તિની નીચેની સાઇડે ચાર માણસો દેખાઈ રહ્યા છે.

આપણે કોઈ હિલ સ્ટેસન પર જઈએ અને ત્યાં જે ઉપરથી આપણને દ્રશ્ય દેખાય એવું આ એક દ્રશ્ય છે.

કારણ કે સાઈડ પર એક કાળા કલરનું બોર્ડ માર્યું છે જેની અંદર અ લખ્યું છે અરુણ ત્રિપાઠી એક્સપોર્ટ --

આ ઉપરાંત આ રૂમ ની અંદર એ_સી પણ છે એ આપણને જોઈ શકીએ છે આપડે અને એની સાથે એક મિરર પણ જોવા મળી રહ્યો છે.

જેમાં રોડ પર એક વ્યક્તિ લાલ કલર ની ટી_શર્ટ પહેરીને ત્યાંથી પસાર થઈ રહ્યો છે.

આ ઉપરાંત એ મંડપમાં ફૂલો પણ લાગેલા છે જેનો કલર અ પીળો અને લાલ કલર છે.

આ સાઇડ પર એક નદી છે જે વહી રહી છે અને અ ત્યાં એક બાઈક પણ દેખાય છે.

જેની અંદર ઘણા બધા વ્યક્તિઓ બેસીને વાંચી રહ્યા છે એવું દ્રશ્ય દેખાય છે.

અહ આ હોટલની આગળ આપણને નાના છોકરાઓ મા ને રમત માટેની ઘણી બધી રાઇડ્સ પણ જોવા મળી રહી છે.

આ કોઈ પ્રસંગ છે જે પ્રસંગમાં ઘણી બધી લેડીઝ દેખાય છે.

આ ચિત્રમાં ઘણા બધા માણસો દેખાય છે જે માણસો અલગ અલગ વય ગૃપ ના છે.

એક ચાની શોપ છે જે શોપ ના એન્ટ્રન્સ માં ચાઈ મેકર્સ એમ લેબલ લાગેલું છે.